રૂપિયા પાનસો ના દર ની એક સો સત્યાસી બનાવટી ચલણી નોટો જેની કીમત રૂપિયા. ninety-seven thousand જપ્ત કર્યા હતા આ ઉપરાંત mobile phone મળી કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ તમામ આરોપીઓ ને બે લાખ ની કિંમત ની બનાવટી ભારતીય ચલણી નોટ online મંગાવી હતી. જેમાંથી એસ ઓ જી પોલીસ કિંમત ની બનાવટી નોટો કબ્જે કરી છે. આ સિવાય ની અન્ય બનાવટી ચલણી નોટ આરોપીઓએ કર્યા ખર્ચ કરેં તે માટે તપાસ હાથ ધરવા માં આવી છે. જસદણ ના કેન્સર ગામે વાડીએ પાણી વાળવા ગયેલા યુવક ની ઘાતકી હત્યા. જસદણ તાલુકામાં ગણેશ તર

બાદમાં મૃતક યુવાન ની લાશ ને પ્રથમ જસદણ ની સરકારી hospital માં ખસેડીયા બાદ. forensic પીએમ માટે રાજકોટ ખસેડી હતી. મૃતક અને પિતા વચ્ચે ઝઘડા થતા રાત્રે નશા માં ધૂત પિતાએ પુત્ર ને મોત ને ઘાટ ઉતાર્યો હોવા ની શંકા આધારે પોલીસ તપાસ નો ધમધમાટ માથા ના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકાયા, પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા કોઈ નશા માં ધૂત પિતાએ હત્યા કર્યા ની શંકા. આધારે પોલીસે આ બનાવ અંગે ની પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ જસદણ તાલુકાના કનેસરા ગામ રહેતા

યુવાન ઘરે પરત નહીં કરતા તેના પરિવારજ નો વાડીએ તપાસ માટે ગયા હતા ત્યારે વાડીએ પાણી ની મોટર ચાલુ હતી અને યુવાનજ ખાટલામા નિયમીથ સુતો હતો તે ખાટલામાં કપડું ઢાંકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો. બાદમાં આ બનાવ અંગે ભાડલા પોલીસ ને જાણ કરતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાન ને કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ માં પોલીસ ને પ્રાથમિક તપાસ માં જાણવા મુજબ મૃતક મુકેશ કુકડિયા કો તે અર્થ અપરણિત હતો અને. તે હીરા ઘસવાનું કામ કરી પરિવાર ને મદદ કરતો હતો.

મહેશ સાથે અગમ્ય કારણોસર ઝઘડો કરી તેના માથા ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી હોવાનું અનુમાન લગાવવા માં આવ્યું છે.

મૃતક યુવાનો forensic report આવ્યા બાદ આ બનાવ. અમદા ઉંડાણ પૂર્વક તપાસ કર્યા બાદ હત્યા ના બનાવ સાચું કારણ બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. માથાની કમૌસમ લંબા શે સોમવાર થી ફરી રાજ્ય માં વીજળી સાથે વરસાદ સાથે રાજકોટ, શુક્રવાર દેશ ના મધ્ય ઉત્તર.

ભારતની ટોચની પચીસ સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીઓની યાદીમાં સ્થાન મેળવી છે. મિત્રો દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુન અને રશ્મિકા, ભારતની ટોચની પચીસ સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીઓની યાદીમાં પણ સ્થાન પ્રાપ્ત કરી લે છે. તેની પાછળ કયુ ફિલ્મ જવાબદાર છે યાદ છે? નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. okay? આગળ વાત કરીએ, તો mission lifestyle for environment પહેલનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદઘાટન કર્યું છે આસામના મુખ્યમંત્રી હિંમત વિશ્વકર્માએ. જુઓ, આ આસામ નામુખ્યમંત્રી હિંમત વિશ્વકર્માએ, રાજ્યમાં mission lifestyle for environment પહેલ નું ઉદ્ઘાટન કર્યું હતું. અને જે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં એક વૈશ્વિક જનચળવળ છે. મિત્રો, mission lifestyle for environment, એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વ માં એક વૈશ્વિક જનચળવળ છે. અને હિંમત વિશ્વકર્માએ જણાવ્યું હતું. કે આ પહેલું ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનું છે. જેમાં નકામા કામમાં વ્યસ્ત રહેવાના બદલે સંસાધનો ઉપયોગ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. mission lifestyle for environment પહેલ ના ભાગરૂપે આસામના તમામ જિલ્લાઓમાં એક સપ્તાહ લાંબી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. મિત્રો જુદી જુદી પ્રવૃત્તિઓ,

અને સ્વચ્છ છે જીવનશૈલીને પ્રોત્સાહન સહિતને સાત ઓળખાયેલી શ્રેણીઓને લક્ષ્યાંકિત કરશે. એટલે કે સાત જુદા જુદા વિષયો પર જુદા-જુદી એક્ટિવિટી જુદા જુદા જિલ્લામાં આસામ રાજ્યમાં આયોજિત કરવામાં આવશે. આ mission lifestyle for environment એમાં મિત્રો મૂળ ક્યાં છુપાયેલા છે એ પણ જોઈ લેશો. કે ભારતનું મિશન લાઈવ એવા વૈશ્વિક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તન સામે લડવામાં, વિશ્વની મદદ કરવાનું છે. મિત્રો આપણા લાઈફ પહેલનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તન સામે લડવામાં વિશ્વની મદદરૂપ થવાનું છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર ના નિર્ધારિત તથા વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પણ છે. અને ભારતે બે હજાર એકવીસમાં છવ્વીસમી યુનાઇટેડ નેશન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ દરમિયાન, પર્યાવરણને લગતી સભાન જીવનશૈલી ને પ્રોત્સાહન આપવા માટે આ લાઇફની વિભાગને રજૂ કરી હતી. ભારતે લાઈફની ભાવના ક્યારે અને ક્યાં રજૂ કરી હતી? તો બે હજાર એકવીસમાં ગ્લાસકોમાં, છવ્વીસમી યુનાઇટેડ નેશન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસનું આયોજન થયું. ત્યાં આપણે આ લાઈફની વિભાવના રજુ કરેલી. અને ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પાંચમી જૂન બે હજાર બાવીસના રોજ ભારતે લાઈવ ગ્લોબલ મુવિંગ ની શરૂઆત કરી હતી. તેમાં વિશ્વ ભરના શિક્ષણવિદો, સંશોધકો, અને સ્ટાટ અપ અને પર્યાવરણીય સંકટ ને પહોચી વળવા માટે, સામૂહિક પગલાની સંપૂર્ણ ક્ષમતા નો ઉપયોગ કરવા માટે ચોક્કસ અને વૈજ્ઞાનિક રીતો કરવા માટે અપીલ કરી હતી. અને જ્યારે આસામ ની અંદર હિંમત વિશ્વકર્માએ, આ લાઈફ પહેલની રજૂ કરી છે અને ઉદ્ઘાટન કર્યું છે. તો આસામના મુખ્યમંત્રી હિંમત વિશ્વકર્મા. આસામના રાજ્યપાલ કોણ બન્યા છે? ગુલાબચંદ કટારીયા. નામ ખાસ યાદ રાખજો. ગુલાબચંદ કટારીયા આસામ રાજ્યના રાજ્યપાલ છે. અને આસામ ની રાજધાની છે ડિસ્કોટ. આગળ વાત કરીએ તો મહિલા હોકી પ્લેયર જેનું નામ છે રાણી રામપાલ. રાણી રામપાલ ના નામ ઉપરથી હોકી સ્ટેડિયમનું નામ રાખવામાં આવનાર છે. ભારતીય હોકી ટીમની અગ્રણી ખેલાડી એવી રાણી રામપાલ ના નામ ઉપરથી હોકી સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે. રાણી રામપાલ ના માનમાં રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ બદલીને રાણીગર્લ્સ હોકી સ્ટફ એવું નામ રાખવામાં આવ્યું છે. શું મિત્રો? રાણી રામપાલના માનમાં રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ બદલીને રાણી ગર્લ્સ હોકી સ્ટફ. એવું નામ રાખવામાં આવ્યું છે અહીંયા વાંચી શકો છો. રાણી ગર્લ્સ હોકી સ્ટફ અને જે આવું સન્માન મેળવનાર પ્રથમ મહિલા પ્લેયર પણ બની ગઈ છે. તો રાણી રામપાલ ની વાત કરીએ. રાણી રામપાલ નો જન્મ ચોથી ડિસેમ્બર ઓગણીસો ચોરાણુંના રોજ સાહાબાદ હરિયાણા મુકામે થયેલો. અને તેમની ચૌદ વર્ષની વયે ઇન્ટરનેશનલ હોકીમાં પદાર્પણ થયું હતું. અને ઓલમ્પિક માટે ક્વોલિફાય થયા હતા. મિત્રો રાણી રામપાલ માત્ર ચૌદ વર્ષની વયે ઇન્ટરનેશનલ હોકીમાં પદાર્પણ કરે છે. અને ઓલમ્પિક માટે ક્વોલિફાય થાય છે. અને આમ રાણી રામપાલ સૌથી નાની હોય ઇન્ટરનેશનલ હોકી રમનાર ભારતીય ખેલાડી બન્યા હતા. તેમજ રાણી રામપાલ માત્ર પંદર વર્ષની વયે બે હજાર દસમાં રોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યા હતા. શું? માત્ર પંદર વર્ષની વયે રાણી રામપાલ વર્ષ બે હજાર દસમાં હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યા. અને રાણી રામપાલ ફિલ્ડ હોકીમાં સ્ટ્રાઈકર અને મેડ ફિલ્ડર એમ બે પ્રકારની ભૂમિકા આદા કરે છે. મિત્રો હોકી નું આખેઆખું જે ગ્રાઉન્ડ છે. એની અંદર દરેક ખેલાડીની ચોક્કસ ભૂમિકા હોય છે. તો એમાં રાણી રામપાલ, ફિલ્ડ હોકીમાં સ્ટ્રાઈકર અને મીડ ફિલ્ડર એમ બે પ્રકારની ભૂમિકા ભજવે છે. વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર બે હજાર ઓગણીસનો એવોર્ડ જીતનારા તેઓ ભારતના સૌપ્રથમ હોકી ખિલાડી બન્યા હતા. મિત્રો બે હજાર ઓગણીસમાં વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર નુ એવોર્ડ પણ રાણી રામપાલ જીત્યા હતા. અને તેમને બે હજાર સોળમાં અર્જુન એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.

level ten coach રાણી રામપાલ બે હજાર વીસમાં દેશનું સર્વોચ્ચ રમત પુરસ્કાર એટલે કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા હતા. મિત્રો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા રાણી રામપાલના નામની ભલામણ કરવામાં આવેલી અને આપણા ભારત દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. જો કે હવે નામ બદલાઈ ગયું છે મેજર ધ્યાનચંદ એવોર્ડ થઈ ગયું છે. એ પણ રાણી રામપાલ ને વર્ષ બે હજાર વીસમાં પ્રાપ્ત થયેલો. આગળ વાત કરીએ તો હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગ એ મિલિટરી પ્લેટ ફોર્મ્સ પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. શું? હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગ એ મિલિટરી પ્લેટ ફોર્મ્સ પર એક વર્કશોપનું આયોજન થયું. નવી દિલ્હીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગ એન્ડ મિલેટ્રી પ્લેટફોર્મન્સ વિષય ઉપર બે દિવસીય વર્કશોપના આયોજનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં બે દિવસે વર્કશોપ આયોજિત થયો છે. ઉદ્ઘાટન કર્યું છે ભારતના અત્યારના CDS જનરલ અનિલ ચૌહાણ અને વિષય છે હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગ મિલેટ્રી પ્લેટફોર્મન્સ. અને આ વર્કશોપનું આયોજન ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી ઇન એલાઇન સાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDO ની દિલ્હી સ્થિત પ્રયોગશાળા છે. અને આ વર્કશોપનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગ. શું? સંરક્ષણ ક્ષેત્રમાં હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગના વૈજ્ઞાનિકો અમલીકરણ ની સુનિશ્ચિત કરતી નીતિ માળખું અને પ્રથાઓ સ્થાપિત કરવાનો હતો. HFE એ એવું વિજ્ઞાન છે જે માનવ ક્ષમતાઓ અને મર્યાદાઓને ધ્યાનમાં લેતા સાધનો અને સિસ્ટમો ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને તેમના સુરક્ષિત અને અસરકારક ઉદ્યોગને સક્ષમ કરે છે. અને યાદ રાખજો આપણા ભારતના સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. કોણ છે? જનરલ અનિલ ચૌહાણ ઈમેજમાં તમે જોઈ શકો છો. અને મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા એટલે કે DRDO ના કેટલા ફેક્ટરની વાત કરીએ તો DRDO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ડોક્ટર સમીર કામત. DRDO ની સ્થાપના ક્યારે થઈ? ઓગણીસો અઠ્ઠાવન. DRDO નું હેડ કોટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. અને DRDO નું સૂત્ર શું છે? શક્તિ નું મૂળ વિજ્ઞાનમાં છે. એટલે કે એ DRDO નું આદર્શ વાક્ય છે. અને તે ભારતના સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. અને આગળ વાત કરીએ તો આફ્રિકા ભારત ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ બે હજાર ત્રેવીસ આયોજિત કરવામાં આવી.

એની અંદર, બોસ્ટવના, ઈજિપ્ત, ઘાના, નાઈજીરિયા, તંજાનિયા, અને જામ્બિયા સહિત ત્રેવીસ આફ્રિકન દેશોના એક સો પ્રતિ ભાગ્યોની પ્રતિભાગીતા સાથે પૂર્ણ એમાં આ એક્સરસાઇઝ નો પ્રારંભ થયો છે. અને આ એક્સરસાઇઝ નો હેતુ યુ એન પી સ્કીપિંગ મિશન માટે આંતર કાર્ય ક્ષમતા અને ઓપરેશનલ તત્પરતામાં સુધારો કરવાનો છે. મિત્રો આ એક્સરસાઇઝ નો ઉદ્દેશ્ય શું છે? તો યુનાઇટેડ નેશન્સ પી સ્કીપિંગ મિશન માટે આંતર કાર્ય ક્ષમતા અને ઓપરેશનલ તત્પરતામાં સુધારો કરવાનો છે. અને આ સંયુક્ત એક્સરસાઇઝને ચાર તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં પ્રશિક્ષકોની તાલીમ, માનવતાવાદી ખાણક્રિયા, `

અને આફ્રિકન સેનાઓની ક્ષમતા વધારવા માં સહયોગી અભિગમને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. આફ્રિકા ઇન્ડિયા ટ્રેનિંગ એક્સરસાઇઝની શરૂઆત બે હજાર આઠમાં ભારત આફ્રિકા સમિતિ થઈ હતી.

અને આ ખંડ ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર પૂર્વમાં સુએજ અને લાલ સમુદ્ર, દક્ષિણ પૂર્વમાં હિંદ મહાસાગર અને પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર થી ઘેરાયેલો છે. મિત્રો આફ્રિકા એ એક એવો ખંડ છે કે એની અંદરથી ત્રણેય વૃત પસાર થાય છે. કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત આ ત્રણેય વૃત આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે. અને તેમજ આ ખંડમાં મેડાઘાસકર, અને વિવિધ દીઠ સમૂહનો સમાવેશ થાય છે. અલજીરીયા એ વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. અને નાઈજીરીયા વસ્તીની દ્રષ્ટિએ આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. યાદ રાખજો. કે અરજીરીયા વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકા ખંડ નો સૌથી મોટો દેશ અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આફ્રિકા ખંડનું સૌથી મોટો દેશ છે નાઈજીરીયા. હવે આંતરરાષ્ટ્રીય સમાચાર ની વાત કરીએ તો વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યારે? ત્રેવીસ માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસ દર વર્ષે ત્રેવીસમી માર્ચે ઉજવવામાં આવે છે. અને વિશ્વ હવામાન સંગઠન એટલે કે world meteorological organization અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ દિવસને ઉજવણી કરવામાં આવી હતી. અને વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ બે હજાર ત્રેવીસ ને થીમ શું રાખવામાં આવી છે? મિત્રો યાદ રાખજો. વર્લ્ડ મિટીરિયો લોજિકલ ડે બે હજાર ત્રેવીસની થીમ the future of the weather climate and all water for all generation શું? future of weather climate and water for all generation દિવસ વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ બે હજાર ત્રેવીસ ની થીમ અને વિશ્વ હવામાં દિવસની ઉજવણી ત્રેવીસમી માર્ચે એટલા માટે પસંદ કરવામાં આવી છે. કારણ કે ઓગણીસો પચાસમાં તે દિવસે વિશ્વ હવામાન સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. અને મિત્રો world meteorological organization, આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. અને આ સંગઠનનો એક અલગથી વિડીયો એફ સફરની હિન્દી યુ ટ્યૂબ ચેનલ જીકે twenty twenty ઉપર બનાવીને અપલોડ કર્યો છે. તો તમે આ સંગઠનનો વિડીયો પણ જોઈ લેશો. okay? અને આ દિવાસ ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે તે સમાજને સલામતી અને સુખાકારીમાં રાષ્ટ્રીય હવામાન શાસ્ત્રી અને હાઇડ્રોલોજીકલ સેવાઓના આવશ્યક યોગદાનને દર્શાવે છે. અને આ દિવસનો હેતુ પૃથ્વી પરની વિવિધ ચિંતાઓ વિશે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ હવામાન સંગઠન એટલે કે world meteorological organization ની વાત કરીએ, તો આ વિશ્વ હવામાં સંગઠન એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે. જે વાતાવરણીય વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, જળ વિજ્ઞાન, અને ઉપર ભૂ ભૌતિક શાસ્ત્ર ઉપર આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર સંસ્થા છે. અને વિશ્વ હવામાન સંગઠનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ગેરહાડ એડ્રીન. ઈમેજમાં તમે જોઈ શકો છો. વિશ્વ હવામાન સંગઠનની સ્થાપના ત્રેવીસ માર્ચ ઓગણીસો પચાસ ના રોજ. અને વિશ્વ હવામાં સંગઠન હેડ કોટર સ્વીટઝરલેન્ડના જીનીવા મુકામે આવેલું છે. હવે મિત્રો પ્રશ્ન થઈ જાય. આવો ભાણા આવો, મારા નાના પુત્ર એ હજલે કહીંયુ પપ્પા મારે બુટ લેવા છે મેં કહીંયુ બુટ ની શું કિંમત છે? અફઝલે કહે બસો ચાલીસ બુટના અને વિસ મોજા ના

તરત નવા બુટ મોજા પેરી ને સ્કૂલે જવા તૈયાર થયો, એ સ્કૂલે ગયો અને હું શૈશવ ના સમરાંનો માં સાજી પડેલો, અવાજલ જેવી મારી બાર વર્ષ ની ઉમર તે ઘર ના આગળ ની નાકડી મોચી બજાર પાંચ છ દુકાન તેમાં કે કરતા જેઠામામા દુધમમાં ભગતમામાં બધા ને મામા કેહતાએ બજાર માં મેં બુટ માટેજ ધક્કા ખાધા છે મોચી ને જુના જેવા સહીત ની વાત છે જે લોકોએ વેઠ્યા છેતેના સ્મૃતિ માં સંઘરાયેલા પળેલા ચિત્રો એક પછી એક મારા માનસ્પદ પર થી પસાર થવા લાગ્યા સૌ પ્રથમ તો બુટ માટે

પછી મારા બાપુજી ને જણાવતો, પરિવાર ના સામે ના અસ્તિત્વ ટકાવી રખવા મહાન પડકાર સામે ના સમસયા સૌને શુનકઃ લગતી એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં, સાતમા આઠમા નો મેલ

મારી પણ ઈચ્છા થતી કે અને અવારનવાર માંગણી નામાંજૂર થવા છતાં હું દેખાડ્યા વગર પ્રયાસો ચાલ રાખતો. આખરે મારા બુટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારી પ્રયાસો પોતાના ત્યારે સમગ્ર પરિવાર ની મિટિંગ થતી.

પણ સમગ્ર પરિસ્થિતિ ને સમજ્યા કર્યા પછી સરવાળે સર્વનું નક્કી કરિયું, જુના બુટ ને રિપેર કરવાની ફાટ્યા હોય ત્યાં થીંગડા મારવી હતી નવી દોરી નખાવી પોલિશ કરાવીજોધા રોફડી ના શકે તેવા. જેવા બનાવી દેવા મને આ નિર્ણય સંભળાવા માં આવ્યો, નિર્દોષ છૂટવાના બદલે પણ પાંચ વર્ષ ની સજા સાંભળ્યા એમ હું પરિવાર ની નિર્ણય સાંભળી હું પણ ઢીલો ધબ થઇ ગયો.

છેલ્લે પિતાની પરવાનગી થી સૌમાંયે મળ્યા, એમને પ્રથમ હાથ માં લઇ ને પરીક્ષણ કરી એમને પગે લાગી વિનતીભાર પછ અમુકયાં ત્યારે મારી નવા બુટ માટે ની માંગણી પર મંજૂરી નો મહોર મારવા માં આવીઉદામમાં ને ત્યાં ને જય પરણાવું નાખી દેજે, તેવો હુકમ કરવામાં આવ્યો, અને મારી ખુશી નો પાર ના રહ્યો. ઉમંગ ઉમંગ માં ને હું ઉદામમા ને ત્યાં પોચી ગયો, કહીંયુ કે મારે મામા મારે બુટ સીવડાવના છે, મારા બાપૂજીયાએ કહીંયુ ચ્ચે મારે લાલ બુટ સીવડાવના છે એકી શ્વાસે હું ઘણું બોલી જતો ઊદ્દમામાં મને આવ ભાણા આવ, ચાંદા દૂર કરી બેસવાની જગ્યા કરી આપતા, પછી પિતા, માતા, ભાઈ ના સમાચાર પૂછતાં, હું કેહતા પણ પેહલા કઈ દ્યોને

વાંદરીવાળા કે વાંદરી વગર ના, અણીવાળા કે વધુ વ્યવસ્થિત પૂછી ને ઉદામમાં રેલવે નો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢતા, લે આમ પગ મૂક એન જાડી પેન્સિલ થી ઉદ્દમામાં ચીઠી લઇ જતા, બુટ ના પ્રોજેક્ટ ના પ્રાથમિલ શબ્દો ના આ રીતે પૂરું કરતા, અને પૂછતો બુટ ક્યારે થઇ જશે? એટલે જોને ભાણા આજે થયો શનિવાર, રવિ, સોમ, મંગળ અને બુધવાર જવા દે, એ ગુરુવારે લઇ જજે, પણ સારો વાર પન્ન ગણાય એ પાંચ દિવસ પસાર કરવા મટે આ અશક્ય કરતા પડ્યા, વળી ગુરુવાર ની કલ્પના કરતા આનંદ હતો શનિ થી બુધ સુધી ના દિવસ પસાર થશે. ગુરુવાર આવશે અને બુટ લઇ આવીશ, નવા નકોર લાલ ગજરીવાળા બુટ પેરી ને હું નિશાળે જઈશ છોકરા છોકરી જોઈ રેસે, એ પાંચ દિવસ પસાર કરીશ, ગુરુવારે ઉત્સાહ દુભાવાની દુકાને પોંચ્યો, મારા બુટ લેવો, મારા બુટ જલ્દી આપી ડો, પરંતુ આવી ઉત્કંઠા ની રૂડા હોવાં કરને કોઈ અવસર થયો નહીં, કાયમ ની ટેવ પ્રમાણે કેહતા આવવો ભાણા આવો. છોટું મિયાં ક્યાં છે? હું કેહતો દ્વારકા પાસે બરડીયા સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્ટેટ છે આ તો બર્બર, ઉદ્દમામાંની લાંબી આવી શેર થતી હું કેહતા ભૂલી ગયો. અનેં જાણે આખું કુટુંબ દ્વારકા જાત્રા ગયા હતા, તેના દ્વારકા માં આવતા છોટુ નો ભેટો થઇ ગયો હતો, અરે પણ એમને જોઈ ને શું ખશ થાવ છો? મને કહે મામા તમ એહિ થી મેં કહીંયુ કે અમે આખું ઘર જાત્રા એ આવ્યા છે, હજુ ગાડી માંથી ઉતર્યા છીએ, સાથે ગરમ ચા પીધી, અને પછી મંદિર દ્વારકાધીશ ના દર્શન કર્યા. આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ને ગાડી માનસરી જગ્યા ગોતી અને ઉપર આવી કોઈ તકલીફ ના પડી, મૉટે થી મોટો ઉદ્દમામાં રસ થી વાતો કરતા કે મને ખુબ મજા આવી. ઘણું કેહતા પણ બુટ નું શું? મારા બુટ આપો ને? અરે ભાણા એને કીધું છે આ જાત્રા માં થોડા દિવસ કામ નથી થયું એમાં રહી ગયા છે, કામ તો આખી જિંદગી કરતું જ છે ને.

ફરી મારી જાત ને ઉત્સાહ માં આલ્વા પ્રયતન કરતા, આટલા દિવસ ગયા, બીજા ત્રણ દિવસ વધારે એમાં શું? સોમવારે ઉદ્દમામાં ની દુકાને જતો એજ શાંતિ એજ સહજતા થી ઉદ્દમામાં આવો ભાણા આવો. ચડાવતા ચડાવતા મને આવકત આપતો, તમે કેહતા હતા સોમવારે લઇ જવાનું કહીંયુ હતું, આજ એસોમવાર છે ઉદ્દમામાં કેહતા અરે ભાણા બેસતો ખરા, તારા થી મોટો શું છે.

બધા જુના ભંજન સાહેબ મોટા ભજન અગત્ય ચછે અને મેન ખબર નહીં નહિતર હમણાં જગ્યા સાંભળી હું અધીરો થઇ વચ્ચે બબડાટ કરી ને મારા બુટ આપી દો, હવે તારી ને મારી એમ શુક્રવારે લેતો જા, આમ વાયદો આપતા હું આક્રોશ થતા શુક્રવાર કેહતા આમ ના પડી દ્યો, ઓન ધક્કા ખવડાવી તોડાવી ધોમ, તું નારાજ થા માં ભાણા, હવે હસુક્રવાર નો શનિવાર ના થાય આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પોચ્તા ત્યાં એ ભાન પીછો બોલાવો ગંભીર થઇ મને કહીંયુ ઉઘાડા પગે ના જૈસ બુટ પેરી ને આવજે આમ સૂચના મળતા એટલો ઉમઁગ માં આવી ગયો કે ઉમંગ ઉમંગ ના ઉદ્દમામાં ની દુકાન વત્તા પછી મ્બે યાદ આવીયયું કે છ મહિના થી ઉઘાડો ફરતો શુક્રવારે ઉદામમાં

અમે તમને દાસ વાર કહીંયુ હતું કે લાલ કરવાનું કહીંયુ હતું, ત્યારે જ નક્કી કરિયું હતું, અત્યારે પૂછયો છો, લાલ કરવાના છે કે કાલા, ઉદામમાં કહે હું તો લાલ કરવાનો હતો પછી ફેશન કાલા ની છે એટલે થયું કે ભાણા ને પૂછું ને આગળ વધુ અરે લાલ, લાલ, લાલ, હું કહી ને સાંભળી ભાણા સોમવારે કઈ જજે એવી સૂચના સાંભળતો ઘરે આવ્યો, વાળો સોમવારે આવતા હું કેહતો દીવાલ ની સામે ઓથ રાખતો હું જોયી રહ્યો હતો, લાલ ચમકતા અણીવાળા વાંદરીવાળા હું બુટ લઇ જવા અદીર્યો થઇ જતા, આગળ આ બુટ બે દિવસ ખોખા માં રાખવા પડશે નહીં તો શું થશે તમે પણ સમજજો મને તેમની વાત વ્યાજબી લાગી, મને કહીંયુ આવો ઓથ માં બસ બે દિવસ પછી લઇ જઈશ, બે દિવસ જોયું તો બુટ પણ નહીં ઉઠું પણ નહીં, જવી ક્યાં ના રહી. અરે ભાણા કહીંયુ ઉદ્દમામાં શરૂવાત કરતા હતા એમ થયું કે સુકાથી સુરેશ આવ્યો હતો, ઇન્ડિયા જોઈ ગયો, બસ સુરેશ આ જ જોઈએ છે. તે શેઠે મોકલી ખીમજીભાઈ ને મોકલી સુરેશ સર આવ્યા ને ખુદ બુટ લઇ ગયો, ભાણા તને આના થી સારા બનવી દૈસ પરમ દિવસ મંગળવારે લઇ જજે બે દિવસ આમ કે આમ વળી મંગળવરે હાજર થયા એ જ શાંતિ થી મોડો મોડો ખીલી મારી છે એજ ઘડી પણ હું આજ અવાજ ચક્ક થઇ ગયો, આંખે અંધારા આવી ગયા, અવાજ ફાટી ગયેલો, શા માટે હું બોલી શકેલો, આગલું પરમાણુ હાથવગું રહીયુ નથી મુકવા તમને કહી શક્યો નહીં. છેવટે ભાણા ખીજશે, આ રીત ના બહાના અને આવૃતકકાએ આઠેક મહિને મને બુટ મારી આખરી તપસ્યા નો અંત આવ્યો. દમામ એ મને બુટ આપતા મને વડીલો પાસે થઈ સૂચના મળેલી મુજબ આંગળા મોટા સીવ્યા હતાજેના લીધે બે વર્ષ ચાલે, પણ મને તો બુટ મળવાનો આનંદ હતો, તે પેહરી ને હું નીકળતો ત્યારે બજાર માં સાંકળી લગતી. જોકે મેળા, લગનવાળો, પરીક્ષા, દિવાળી, એવા બુટ પેરવાના પ્રંસગો તો એમ વીતી જતા છેલ્લે બુટ મળ્યા ના આનંદ નો અગાઉ ના વિશાલ નાશ પામ્યો હજુ નવા નુત લેવાના થાય છે ત્યારે સ્નેહવિધિ અચૂક યાદ આવે છે, સાચું કહું છું, આજે મોંઘા પેહર્યા તોય એટલો આનંદ નથી આવતો જેટલો આનંદ ઉડમાં એ સીવેલા બુટ નો આવતો હતુ. મુકીયે. આમ તો શું કરતી હોયસ એમ બોલતી કુસુમ ના માળવા આગળ થઈ ને સુંદર ઉતારવીને ચારે તર્જ જોતી જોતી ફરતી હતી આજ પ્રાપ્ત કાળને એજ જળતી ન હતી અને લાગ્યે કાંન નળિયા બીજા ઝાડ પાછળ સંતાય જોયું અને જો એતો એક હલકાઈ હલકાઈ બેઠી બેઠી કુસુમ ની પીઠ માણસને એક જતો સાલોપ તેથી ઓળખાય નહી પણ જરીક એક પાસ થી જોયું તો કાન નાક આંખ ગાલ પર પગ સબ તંગ થઈ છાતી ને હાથ મૂકી કાકા ભત્રીજાને આ ત્રીવેશ જોઈને વાંક હોઠ લાંબી આખો ને સંકોચ અને મુંજવાણી પડી મન માં એ મન માં સુંદર ગગડી આ છોકરી ટ્રીણી દીનાનાથ એ તો સુ કરે જે કરશે તે આપણને તો કઈ સમજાય નહિ એની માને સુંદર આવી પડ્યું એટલે એને સુરેજતી નથી ને બાપ ને કાળ ભારત ની દીકરીનું ચરિત્ર વસ્તુ નથી બુદ્ધિ લોકમાંથી ગઈ ક્યાં ક્યાંય આ કારણે જ સતી થઈ

હતી આજ મૂળ આગળ કુસુમ યોગ્ય જ ખોદી ચુંડયો હતો અને તેના વેદતા ચીતરી ચાયડય હતી પોતે પાસે એક ઈટ ઉપર અલ્પસિષ્ઠ પોતાને શરીર ઉપરથી એલન અલંકર આથી મુલક હતા પણ પીપળા ના પડ આગળ પોતે એક એક તેથી લગતી હતી અને પીપળા ના અલક જોય પડી હતી કૃષ્ન જ પક્ષ માં માણસે વિચાર કરી બોલ્યો પાંડવે ઘાસ ને ભેરતા તે ભૂરી થયો એ હવે સૂકા પાંદડા વીણી લાગ્યા વગર નહિ બે તે તમે કરતા ખીચડી ખાચડી સુકાઈ જશે. તે છે થોડોક ભુકો થી લાગશે માટે સુકતા રસ્તા બતાવ્યા માટે તે ચાલતી નથી જેવી નથી જો ફૂંક મારુ તો ભડકાઇને તમારા ફૂંક નો જોર નહિ કુસુમ જરાય બોલી ઊથી જે આગળ ફૂંક મારુ તો કરી એમ હાલો એમ કરી જોવો ફૂંક મારતા હસી પડ્યો લ્યો લ્યો હવે જેના કામ જે કરે આવા રૂપે પર રાખીને તોય બરાબર લગતા ત્યારે આ કેવી લાગે છે. ત્યારે આ કેવી લાગે છે. ભૂખી ફૂંક મારતા કરતી કરતી કુસુમ ને ઉત્તર મારતા હતા. કર્યું

જમણી કાકીબા મેતો ઘસ્યું સમજ્યું કઈ આમ માને કે ને આવું કહે છે સુંદર ગોરી કે કેમ કુસુમ કહ્યું માને છે કે નહી ઉભી છે ઘર ના માનીને બોલવાનુ ચાંપલો પાછો હાલમાં નાખતા કાકી ભરીને ફરીને બીજું કુસુમ બોલવા લાગી તે સુ કાકી એમ જાણો છો કે વડીલ કુસુમ તમારી પીઠ નિકરશે ધમકાસુ નાસું કાકી એ જાણો છો કે વડીલ કુસુમ તમારી પીછે ધમકાવે એટલે તો સુ થશે કે તારા આ ચાળા જોય વડીલ દુઃખ ના દરિયા માં ડુબશે માનું કાળજું બળે છે ન દાદા નું બાળ જોવ તો રી ને કોણ કોને કાળજા બાળે છે ભાયડા ઓ ને આમ બગાડે તારા બાપ નથી જાણતા પણ દાદા તો જાણે છે હાલ મહાપાણી રેડતા રેડતા હસી આ રાખી કુસુમ બોલી કાકી એતો ભૂખ્યા દાદાતો વળી પિતાજી જેટલું જેટલું અને પિતાજી જોડે તો બહુ બોલ્યા નહિ પણ દાદાજી એ તો એટલા કહ્યું મેં બોલવાની ખરા ઉંચા કરતા સુંદર બોલી હમ તે કોઈ નડવાની નહિ સુ

આવું કેમ થવાય તેથી હું શીખું છું હમ થઈ કાકી

ચૂલા સૌ જોય રહી થોડી વારે હાલી માં જોય ઉભી થઈ વિચાર પડ્યા કુસુમ પડદા કરતા બેઠા અને તેને સળીયો ના કાકી આ અત્ર ખાવું હોય તો ચાલો એ પણ મિસ્ત લાગશે તેથી પણ જઠરાંગ ટ્રિયોટ થશે થશે સુ આમ હાથ સુ આમ હાથ માંથી જવાની બેઠી છે તમારા ઘર માં ત્રણ જોવ અત્ર ના હોય અને જોવ આવું અત્ર તારા નાજુક પેટ માં સુખ્યાત પ્રાપ્ત ના આંક આખું પડશે કાકી આ ખીચડી ખાતા તો બે ત્રણ દિવસ થયા હે ત્રણ હે ત્રણ દિવસ થયા ખાય છે ખીચડી ગરમ કર્યો છાતી ઉપર હાથ મૂકી સુંદર છપ લઈને ઉભી થઈ અને હસી ને અળવાય ગઈ હા હા હિ કુસુમ હાલી ઉઠી તે તમે કબુલ છો કે તમારી એ વાત કોઈ ન કહેવી નથી હા મેં અમે અમ અટકવાનું હોય ત્યાં અમ અટકાવી જ પડે તે બળથી કે કળથી કળથી બાપુ કળથી અને કાબુલ તો કર

ટળવળવાનું છે તેની આપણે ના છે સસરા તે મારા વડીલ પિતાજી ના નામ ના સરસ્વતી ચંદ્ર પર પરણાવેલ છે તેમાં પણ આપણી ના સમજવી અને આ ચંદ્રકાંતભાઈ ઘર ના એજ છે. તેના પર મને બીજા બે ત્રણ ભાઈ ઓ ને કહ્યું છે કાડ જ પિતાજીના અલ્પક્ષેત્રે થી પણ ના સુંદર બે વાત ના એ સમજાય પણ સરસ્વતી ચંદ્રના એમ કહે છે કુસુમ બે વાત ની ના ના છેલ્લે સુધી મદદ આપે તે સમજવું પિતાજી દાદાજી જોતા સંકરભાઈ અને બધા આ વાત માં તમારે સમજાવવા સુંદર તે કેટલી બધી હમ બધાય ને માટે તેમ માટે હું કેટલી બંધાયી છે કુસુમ અમ સરસ્વતીચંદ્ર ને પરમાણુ મારુ કારણ અને બદલાય સમજવા સરસ્વતી સુંદર ના તે એટલામાં બદલાય ને વડે હું બંધાય અને બંધાય બદલાયતું સરસ્વતીચંદ્ર પરના એ બંધાય છે કુસુમ અવળી અવળી ના કુસુમ જો તમે આટલું બાંધવ તો હું કેટલી બાંધવ તે જન્મોત્સવ સુરેશ જોશી રચિત ગ્રહ પ્રવેશ વાંચતા સંગ્રહ માંથી લેવામાં આવેલી આ વાર્તા માં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે. જેમાં અસીતના technology ના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ એની સાથે ભળેલું શ્લોકોનું કુતુહલ અને આનંદનો પ્રસંગ છે જ્યારે કિશન નો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવન પર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. માણેક ની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે એક માને તેના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી.

ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા હવે અડધા કલાકની જ વાર હતી લાલ ટીંબા ખ સીંગ ખાધના પડદા ની પાછળ કૃષ્ણ જન્મનો બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસ નો મોટો દીકરો અશિત america થઈને જઈને electric engineering નું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો તેણે બધાને આશ્ચર્યમાં ઘરકાવ કરી નાખે તેવી તરકીબ રચી હતી કાળા ગૃહમાં કૃષ્ણનો વર્ષા વસુદેવ કૃષ્ણને લઈને યમુના ઓળંગીને ગોકુળ જવું આ બધું વીજળીની કરામત થી તાદ્રશ્ય બનતું તે બતાવવા નો હતો આથી બધા આતુર હતા લાલ king ખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા.

પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણ પાકને કેરોસીનના ખાટ પાયેલા પતરા નું છાપરું કરીને ત્રણ ચાર કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝુંપડામાં ઠગ્યો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ કે નિષ્ફળતામાં સંભળાતો હતો એ ઝુંપડીની વસ્તીએ તેના પર ધ્યાન આપ્યું હોય તેમ લાગતું ન હતું ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા વ્યવસ્થામાં કોઈ બોલતું સંભળાયું છેલ્લા કાનજી માલતી કણસે છે જરા જોઈ લેજો તો ખરો બીજાએ પણ એવા જ અવાજ જવાબ આપ્યો એમાં હું જોવા જાવ જઉં છું વખત થયો લાગે છે અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા કરકસ અવાજે બબડી મારકીય જબરી અને એના પેટમાં છોકરીઓ જબરું મારુ કંકળખાર સીધો તોય કાંઈ ના મળ્યું હવે કાંઈ આવનારને પાછું ફેલાય કર કહીને બાટલા છૂટકો છે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. મારે